લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે કેવી રીતે એસક્યુએલ વ્યૂ માં ક્વેરીઓ લખવી ઓર્ડર બાય ક્લાઉઝ વાક્યાંશ વાપરવું જોઇન્સ વાપરવું એગ્રેગેટ ફંક્શન્સ એકંદર વિધેયો વાપરવાં ગ્રુપ બાય ક્લાઉઝ વાક્યાંશ વાપરવું અને બીલ્ટ ઇન ફંક્શનો આંતરિક બંધારણીય વિધેયો વાપરવાં ચાલો એસક્યુએલ ક્વેરીઓ લખવા વિશે વધુ જાણીએ આ માટે ચાલો આપણું સુપરિચિત લાઈબ્રેરી ડેટાબેઝ ખોલીએ
હવે ચાલો ડાબી પેનલ પર આવેલ ક્વેરીઓની યાદી ઉપર ક્લિક કરીએ અને ત્યારબાદ ક્રિએટ ક્વેરી ઇન એસક્યુએલ વ્યૂ ઉપર ક્લિક કરીએ
ચાલો પહેલા જોઈએ કે ક્વેરીનાં પરિણામોને આપણે કેવી રીતે સોર્ટ કરી શકીએ છીએ
અને ચાલો નીચે આપેલ ઉદાહરણ ધારીએ કેમ્બ્રિજ અથવા ઓક્સફર્ડ દ્વારા પ્રકાશિત થયેલ એ તમામ પુસ્તકોનાં શીર્ષક અને લેખક માહિતી મેળવો
અને તેને તેમના પ્રકાશકનાં ચઢતા ક્રમમાં સોર્ટ કરીએ પછી આગળ ચઢતા ક્રમમાં પુસ્તક શીર્ષકો
અને અહીં ક્વેરી છે સિલેક્ટ પબ્લિશર ટાઇટલ ઓથોર ફ્રોમ બુક્સ વ્હેરે પબ્લિશર ઇન કેમ્બ્રિજ ઓક્સફોર્ડ ઓર્ડર બાય પબ્લિશર એએસસી ટાઇટલ એએસસી નોંધ લો આપણે ઓર્ડર બાય ક્લાઉઝને કોલમ નામો ઉપર સોર્ટીંગ સ્પષ્ટ કરવાં માટે વાપર્યું છે
કોમા કેરેક્ટર અલ્પવિરામ અક્ષરો જે સોર્ટીંગ માટે વધારાની કોલમો ઉમેરવા માટે મદદ કરે છે એની પણ નોંધ લો
અને ચઢતા કે ઉતરતા ક્રમને સ્પષ્ટ કરવાં માટે આપણે માત્ર એ એસ સી અથવા ડી ઇ એસ સી ને દરેક કોલમ નામ આગળ ટાઈપ કરી શકીએ છીએ
હવે ચાલો ફાઈલ મેનુબાર નીચે આવેલ રન ક્વેરી આઇકોન ઉપર ક્લિક કરીએ
અહીં પુસ્તકો છે જે પહેલા પ્રકાશક અને ત્યારબાદ પુસ્તક શીર્ષક દ્વારા સોર્ટ થયેલ છે
હવે આપણી પછીની ક્વેરી પર
ચાલો હવે પુસ્તકની જારી થયેલ તારીખોની સાથે એ પુસ્તક શીર્ષકોની યાદી મેળવીએ જે હજુ સુધી સભ્યો દ્વારા પાછી અપાયેલ નથી
જો કે શીર્ષકો એ બુક્સ કોષ્ટકમાં અને બુક ઇશ્યુ દાતે બુકસિશ્યુડ કોષ્ટકમાં હોવાને કારણે આપણે કોઈ પણ રીતે આ બંનેનું જોડાણ કરવું પડશે
તો આપણે આ બે કોષ્ટકોને જોડવાં માટે જોઇન કીવર્ડ ઉપયોગમાં લેશું અને આપણે આ બે કોષ્ટકોને લીંક જોડાણ કરવાં માટે કોમન કોલમ સામાન્ય સ્તંભ બુકિડ નો ઉપયોગ કરીશું
તેથી ક્વેરી છે સિલેક્ટ bટાઇટલ iઇશ્યુડેટ iમેમ્બેરિડ ફ્રોમ બુક્સ બી જોઇન બુકસિશ્યુડ આઇ ઓન bબુકિડ iબુકિડ વ્હેરે ચેકડિન ફળસે ફ્રોમ ક્લાઉઝમાં બી અને આઇ અક્ષરો ની નોંધ લો
આને એલયાસીઝ ઉપનામો કહેવાય છે જે સારાં વંચાણ માટે ક્યાં તો વર્ણનાત્મક અથવા ફક્ત વર્ણમાળાનો કોઈ એક અક્ષર હોઈ શકે છે
નોંધ લો કે બુકિડ કોલમ બંને કોષ્ટકોમાં છે
તેથી કોઈપણ મૂંઝવણને અવગણવા માટે આપણે કોલમ નામોને સ્પષ્ટ અથવા લાયક કરવાં એલયાસીઝનો ઉપયોગ કરીશું
સારું હવે નોંધ લો કે આપણે ફ્રોમ ક્લાઉઝમાં જોઇન કીવર્ડ વાપરીને બે ટેબલો જોડ્યાં છે
અને આપણે નીચે પ્રમાણે નું લખી બુકિડ કોલમને જોડવાં માટે સ્પષ્ટ કરેલ છે ઓન bબુકિડ iબુકિડ તો ચાલો હવે આપણી ક્વેરીને રન કરીએ અને આપણે પુસ્તકોની યાદી અને તે જારી થયેલાંની તારીખ જોઈએ છીએ અને ચેકડિન સ્ટેટ્સ ની નોંધ લો જે ચેક્ડ ઇન પસંદ થયેલ નથી
ઠીક છે તે પણ નોંધ લો કે આપણને પરિણામોમાં ફક્ત મેમ્બેરિડ જ દેખાય
જે ખૂબ ઉપયોગી નથી
તો આપણે સભ્યનાં નામો કેવી રીતે દર્શાવી શકીએ જે મેમ્બર્સ કોષ્ટકમાં છે
સરળ આપણે નીચે દર્શાવ્યાં પ્રમાણે મેમ્બર્સ કોષ્ટકને આપણી ક્વેરીથી જોઇન કરીશું સિલેક્ટ bટાઇટલ iઇશ્યુડેટ iમેમ્બેરિડ mનામે ફ્રોમ બુક્સ બી જોઇન બુકસિશ્યુડ આઇ ઓન bબુકિડ iબુકિડ જોઇન મેમ્બર્સ એમ ઓન iમેમ્બેરિડ mમેમ્બેરિડ વ્હેરે ચેકડિન ફળસે મેમ્બર્સ કોષ્ટક સાથેના બીજા જોઇન ની અને મેમ્બેરિડ કોલમ જોડવા માટે ઉપયોગ થઇ છે તેની નોંધ લો
ચાલો ક્વેરી રન કરીએ
અહીં સભ્યનાં નામો તેમને જારી થયેલ પુસ્તકોની સાથે છે
પછી ચાલો એગ્રેગેટ્સ અને ગ્રૂપીંગ મિશ્રણો અને જૂથ વિશે શીખીએ
આપણે લાઈબ્રેરીમાંનાં દરેક સભ્યોની ગણતરી કેવી રીતે મેળવી શકીએ
અહીં ક્વેરી છે સિલેક્ટ COUNT એએસ ટોટલ મેમ્બર્સ ફ્રોમ મેમ્બર્સ તો અહીં કાઉન્ટ ની નોંધ લો
આને એગ્રેગેટ ફંક્શન એકંદર વિધેય કહેવાય છે કારણ કે તે રેકોર્ડ સમૂહનાં મૂલ્યાંકન દ્વારા માત્ર એક જ કિંમત પાછી આપે છે
આપણે એક એલીયાઝ ઉપનામ ટોટલ મેમ્બર્સ પણ ઉમેર્યું છે
હવે ચાલો ક્વેરી રન કરીએ
તો અહીં બેઝે તમામ ૪ સભ્યોનાં રેકોર્ડને મૂલ્યાંકન કરીને ક્રમાંક ૪ પાછો આપ્યો છે જે સભ્યોની કુલ ગણતરી છે
એગ્રેગેટ ફંક્શન્સ નાં કેટલાક વધુ ઉદાહરણો છે સુમ મેક્સ અને મિન
હવે ચાલો આપણે માહિતીને જૂથમાં કરવાં વિશે જાણીએ
આપણે દરેક પ્રકાશક માટે કેવી રીતે પુસ્તકોની ગણતરી મેળવી શકીએ
અહીં ક્વેરી છે સિલેક્ટ પબ્લિશર COUNT એએસ નંબર ઓએફ બુક્સ ફ્રોમ બુક્સ ગ્રુપ બાય પબ્લિશર ઓર્ડર બાય પબ્લિશર નવા ગ્રુપ બાય ક્લાઉઝ ની નોંધ લો
તો રેકોર્ડો ને દરેક પ્રકાશક માટે જૂથ માં કરવા માટે આપણે પબ્લિશર અને નંબર ઓએફ બુક્સ અને ગ્રુપ બાય ક્લોઝ પસંદ કરીએ છીએ
ચાલો હવે ક્વેરીને રન કરીએ
પ્રકાશકનાં નામો અને તેમની પાછળ આવેલ દરેક પ્રકાશક દ્વારા પુસ્તકોની સંખ્યાની નોંધ લો
પછી ચાલો એસક્યુએલ માં ફંક્શનો વાપરવાં વિશે શીખીએ
ફંક્શનો સ્ટેટમેંટો નિવેદનો છે જે એક જ કિંમત પરતાવે છે
ઉદાહરણ તરીકે CURRENT DATE આજની તારીખ પર્તાવશે
તો ચાલો તમામ પુસ્તક શીર્ષકોની યાદી બનાવીએ જે સભ્યો દ્વારા પર્તાવવાનાં બાકી છે
અને ક્વેરી છે સિલેક્ટ bટાઇટલ iઇશ્યુડેટ iરિટર્ન્ડેટ ફ્રોમ બુક્સ બી જોઇન બુકસિશ્યુડ આઇ ઓન bબુકિડ iબુકિડ વ્હેરે ચેકડિન ફળસે એન્ડ રિટર્ન્ડેટ લ્ટ CURRENT DATE તો CURRENT DATE ફંક્શનનાં ઉપયોગની નોંધ લો
આપણે એ પુસ્તકો પાછી મેળવી રહ્યાં છીએ જેની વળતરની તારીખ આજની તારીખ પહેલાની છે
ચાલો આ ક્વેરી રન કરીએ અને અહીં પુસ્તકો છે જે પરત કરવાં માટે બાકી છે
એચએસક્યુએલડીબી દ્વારા ઉપલબ્ધ ફંકશનોની યાદી માટે આપેલ લીંક પર જાઓ httphsqldborgdoc20guidebuiltinfunctions chapthtml સમગ્ર વપરાશકર્તા માર્ગદર્શિકા આપેલ વેબસાઇટ ઉપરથી વાપરી શકાય છે httpwwwhsqldborgdoc20guide અંતે અસાઇનમેન્ટ છે નીચે આપેલ માટે તમારી એસક્યુએલ ક્વેરીઓ લખો અને ચકાસો ૧
લાઈબ્રેરીની તમામ પુસ્તકોની ગણતરી મેળવો
૩
એ સભ્યનાં નામો અને તેમના ફોન નંબરોની યાદી મેળવો જેમને આજે પુસ્તકો આપવાની જરૂર હોય ૪
સમજાવો કે આ ક્વેરી શું કરે છે
સિલેક્ટ એએસ ટોટલ કોસ્ટ ઓએફ કેમ્બ્રિજ બુક્સ ફ્રોમ બુક્સ વ્હેરે પબ્લિશર કેમ્બ્રિજ અહીં લીબરઓફીસ બેઝમાં એસક્યુએલ Viewમાં ક્વેરીઓ બનાવતાં શીખવાડતાં આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશમાં આપણે શીખ્યાં કે કેવી રીતે એસક્યુએલ વ્યૂ માં ક્વેરીઓ બનાવવી ઓર્ડર બાય ક્લાઉઝ વાક્યાંશ વાપરવું જોઇન્સ વાપરવું એગ્રેગેટ ફંક્શન્સ એકંદર વિધેયો વાપરવાં ગ્રુપ બાય ક્લાઉઝ વાક્યાંશ વાપરવું અને બીલ્ટ ઇન ફંક્શનો આંતરિક બંધારણીય વિધેયો ને વાપરવાં મૌખિક ટ્યુટોરિયલ યોજના ટોક ટૂ અ ટીચર યોજનાનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે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
આ વિશે વધુ માહિતી httpspoken tutorialorgNMEICT Intro લીંક ઉપર ઉપલબ્ધ છે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
જોડાવા બદ્દલ આભાર